સુર કોટડાના સ્થળથી અલગ પ્રકારની કબરો મળી આવે છે. સુર કોટડા સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે. દરમિયાન કાચી ઈતો માટીનું કિલ્લો પણ મળી આવ્યો છે. સૂટ કોટડા માંથી ઘોડાના હાડકાઓ વગેરે વસ્તુઓ મળી આવી છે. પૌરાણિકતા પુરાણોમાં તેનો ઉલ્લેખ મળતો હોય તેના કાળને પૌરાણિક કલ કહેવાયમાં આવે છે. આનાથી ગુજરાતના ઉત્તરમાં અને સૌરાષ્ટ્રમાં રાજ્ય સ્થાપ્યું હતું. જેનાથી આ પ્રદેશની અનર તરીકે ઓળખવામાં આવતો હતો. આંટીના પિતા સાયટી હતા અને સાયટીના પિતા મનુ હતા. જો મનુથી ગણવામાં આવે તો તે કૃષ્ણ એક પુરુષ હતા. આનતના સમયમાં તેની રાજધાની હતી. શ્રીકૃષ્ણએ જયારે મથુરાથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું ત્યારે સૌરાષ્ટ્રમાં આનતના સૂતક રૈવતની સત્તા હતી. રૈવતની હાર આપી શ્રી કૃષ્ણએ સૌરાષ્ટ્રમાં યાદવની રાજ સત્તા સ્થાપી હતી. શ્રીકૃષ્નો દ્વારા મથુરા છોડવાનું કારણ જળાશય અને કલ યવન સાથનો સંગર્થ માનવામાં આવે છે. આ સંગર્થ સમયે શ્રીકૃષ્ણ યુદ્ધનું મેદાન એટલે કે રણને છોડી દીધું હોવાથી શ્રીકૃષ્ણને રણછોડ નામ મળ્યું. રૈવતને આનાથી રતાનીકોશ થાળી હતી અને સૌરાષ્ટ્રમાં યાદવોની સત્તા સ્થાપતા આ જૂની રાજધાની નું સમારકામ કરાવ્યું. અને તે દ્વારજવતીના નામર ઓળખાય અને તે સમયાંતરે દ્વારકા કહેવાવા લાગ્યું. અને આજે તાજેતરમાં બે હજાર તેરમા તે દેવભૂમિ દ્વારકા નામનો જિલ્લો બન્યો. શ્રી કૃષ્ણની મહાભારતના મુખ્ય સંચાલન તરીકે ગણના થાય છે. એ તેઓ સાતવકપૂર્ણ ના ચંદ્રવંશી યાદવ હતા. અને તેમને ભગવાન વિષ્ણુના પુરાણપુરુષના અવતાર તરીકે માનવામાં આવે છે. આંશના પુત્ર રૈવત યાદવો સામે પરાજિત થયો હોવાથી યાદવ યાદવોની રાજ સત્તા સ્થપાઈ હતી. પરંતુ યાદવ પછાત કોઈ રાજવંશી ચોક્સસ માહિતી મળતી નથી. રાજ્યસત્તા દરમિયાન યાદવો સંપત્તિ સત્તા અને શક્તિના કારણે વિલાસી બન્યા હતા. સોમનાથની યાત્રાએ જતા સમયે આંતરિક મતમંતારોની કારણે યાદવ સ્થળે નામક અંદરો અંદર કપાઈ માર્યા હતા.

દિવશ ત્યાગ કર્યો હતો. તે પીપળાને મોક્ષ પીપળો માનવામાં આવે છે. મોર્યકાળ ચંદ્ર ગુપ્ત મોર્ય મોર્ય કાળ ના આરંભ થી અને ચન્દ્રગુપ્ત મોર્યના સમયથી ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ સારું થાય છે. ચંદ્ર ગુપ્ત મોર્ય સાશનનો ઈ. સ. ત્રરણો ચોવીશથી બસો અથાણું હતો. ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રના શુભા તરીકે પુસ્ય બોકની નિમણુંક કરી હતી. અને તેનો વહીવટી મથક ગિરી નગરની કે ઉઝેયન એટલે હાલનું ગિરનાર હતું. પુસ્યગુપ્તે નહેરો દ્વારા ખેતીને સુવ્યવસ્થિત કરવા સુદર્શન હતું. મોર્ય કાળમાં ગિરિનગર પર રાજધાની હતી. ઈ. સ. બસો અથાણુંમાં ચન્દ્રગુપ્ત મોર્ય એ ગાદી ત્યાગ કરી. જૈનધર્મની દીક્ષા લીધી હતી. અને ઈ. સ. બસો તોતેર શુદ્ધિ બિંદુ સાર મોર્ય સામ્રાજ્ય આગળ છપાયું હતું. મોર્ય સમ્રાટ અશોક કલિંક પર વિજય મેળવવા જતા સમય તે હિંસા નજરે પડી તેના કારણે મોર્ય સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન થયું અને સર્વધર્મ સંભાવ પર ભાર આપી દેશમાં ચૌદ શિલાલેકહો કોતરાવ્યા હતા. અશોકના શિલાલેખો પૈકીનો એક ગિરનારની તળેટીમાં દામોદર કુંડની નજીક આવેલો છે. તે શિલાલેખ ગ્રામ ની નીતિમાં છે. જેની સૌ પ્રથમ શોધ કલનતોડ અને વિવરણ છે. કર્યું હતું. સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાત ગિરનારની તળેટીમાં જમીન થી સવા પોઇન્ટ છ મીટર ઊંચો અને નીચેના ભાગ બાવીશ પોઇન્ટ છ્યાશી મીટર વ્યાસ ધરાવે છે. આ શિલાલેખ પર શિલાલેખ પર સમ્રાટ અશોક સ્તરપ રુદ્ર ધામ અને સમ્રાટ વિગતો છે. ભારતની પ્રાચીન બ્રહ્મય લીટી અંતર્ગત સમ્રાટ અશોકનું વર્ણન ખાલી ભાષામાં અને રુદ્ર્ધામ તરીકે વર્ણન સંસ્કૃત ભાષામાં થયેલું છે. જૈનગ્રંથ અનુસાર ગુજરાતના અશોકના પૌત્ર સંપતરીનું સાશન પણ હતું પરંતુ સમયાંતરે મોર્ય સાશનનો અંત થયો અને સખસતપ કાળની ની શરૂઆત થઈ. મને સાંભળવા બદલ આભાર. નમસ્કાર

મેરી અવાજ આર રહી હૈ, તમને મારો અવાજ આવે છે?

શું કરો છો તમે? શું તમારું નામ શું છે? તમારી જોડે વાત કરું છું. તમારું નામ શું? મારુ નામ મોહિત છે. મોહિત છે શું કરો શો તમે?

Study કરું છું? Study કરો છો okay ક્યા રહો છો તમે? અમદાવાદ માં રહું છું. અમદાવાદ માં રહો છો બરોબર છે શું ભણો છો તમે અત્યારે Collage માં collage માં છું ભણો છો? હા બરોબર છ collge માં શું કરો છો તમે?

તમારો કયો નામ છે? મારું નામ મારું નામ રજત છે રજત સિંહ સિસોદિયા

મારી age છે અ twenty two તમારી અને? મારી અઢાર અઢાર વરસ ના છો ok તમે ક્યા થી વાત કરો છો

અને તમને તમને શું collage માં કઈ collage માં કઈ sport લીધો છે કે નથી લીધો

મને વેલ્લો રેવા નું પસંદ છે. શું રેવા નું છે? મને interest નથી મને interest જ નથી ફાલતુ ચીજોમાં ok ok કયા ખેલ માં interest છે મને મને તો કબબડી સૌથી વધારે ગામને છે પછી cricet પછી આવે હમ most of બધું જ ગમે છે. ખેલ માં તો બધું ગમે તમે ખો ખો રમ્યા કદી?

અ એવું કબ્બડ્ડી માં કેટલા player આવે ખબર તમને? કબબડી માં સાત player આવે સાત player આવે તો વાત હાચી તો તમે હાચા

ખેતર નું કઈ કામ બામ ખબર તમને ખેતર નું કામ ખબર તમને મતલબકે ખેતરનું કામ કરતા આવડે છે. નાના એવું કામ નથી આવતું. નથી કર્યું તમે કદી ખેતર નથી તમારે એટલે ખેતર છે તમારે ખરું પોતાને જમીન બમીન છે કે નહિ હા તો શહેર માં થી વાત કરું છું

એટલે તમે તમે તારું ગામ કયું proper તમે આમદાવાદ ના જ છો એવું છે એમ બરાબર છે કોઈ તમારું ગામ મતલબ કે પેલે થી તમારું કોઈ ગામ હોય

ના ના કયો ગામ માંથી બરોબર બરોબર વાંધો નહો તો તમને ખેતી વિશે કઈ ખબર જ નથી એમ ને ના ના કયો ખબર નથી ખેતી વિષે માં તો તમારા પાપા શું કરે છે.

Bussiness man સરસ સરસ સરસ સનો business કરે છે.

તો આપડે અત્યારે electronic માં કેવું ચાલે છે? તમને તો ખબર જ છે ને બધી Electronic માં કેવું ચાલે છે અત્યરે તમને તો ખબર જ છે ને આવાજ આવે છે તમને

અમ Electronic તો business સારું ચાલે છે. સારું ચાલે છે બરાબર છે મતલબ આમ electronic માં શેનો ધંધો કરે છે? મતલબ કે આમ ફોન નો mobile shape છે કે કોઈ બધી જ hardware ની electronic વસ્તુ hardware hardware

બરોબર તો અત્યારે કયા tv મતલબ અત્યારે સારા માં સારી tv કઈ હશે સસ્તા માં ને સારી એવી કોઈ

Sony tv સસ્તામાં સારામાં સારી છે કેટલી price છે એન મને નથી ખબર મારા પપ્પા business man છે electronics માં ભલે ઓ બરોબર બરોબર સારું તો તમે કોઈ દી જતા નથી તમારા shape પર

તો દુકાને જવાનું રાખો સાથે તારા પાપા જોડે શીખો થોડુંક

બેઓબે અન

Bcom પછી આગળ શું વિચાર્યુ?

એમ બી એ finance માં જવા નું છે એમ બી એ માં finance નું કહો છો એમ તમે

તો અત્યારે કોઈ expirince માટે કોઈ job બોબ આજુ બાજુ કઈ માં ચાલુ કરી કે નઈ?

એવું છે બરોબર તો ક finance related છેકે બીજી રીતે મતલબ કે કરવા ખાતર કરો છો? Call center માં job કરું છું.

તમે શું કરો છો? બસ કઈ નહિ અત્તોયારે study ચાલે એટલે કે ભણવા નું ચાલે છે arts કરું છું આ last year છે.

બસ હવે last year છે exam કયા year માં શરુ કર્યું છે arts

Year માં ચાલુ કર્યું છે ok આપડે બે હજાર અઢાર માં ચાલુ કર્યું હતું ભાઈ અને થોડું વચમાં કોરોના ની ગેપ યી એટલે એક વર્ષ ગેપ રહી ગઈ. એમાં કેટલા સેમ હોય છે? હમ એમ ત્રણ છે same તો છ જ હોઈ ને આપડે Sem હો સમજ્યા વાત ને ત્રણ year હોય ન year હા છ વાર exam થાય ને હ છો વાર exam અમારે તમારે?

બરોબર તમને મતલબ કે collage માં તમે જાઓ છો તો તમે પૂછ્યું નહિ કોઈ arts વાળા એ ના હું તો first year માં જ છુ એવું છે એમ બરોબર બરોબર અને હવે આગળ તમે શું વિચાર્યું છે મતલબ કે

Favorite શું કીધું

તમારો પસન્દીદા ખાવા નું કયું વસ્તુ છે

તમે કદી બાજરી નો રોટલો ને બાજરી નો રોટલો ને આપડે ઠોથા નું શક ખાધું

ખેતર માં શું કેવી રીતે કામ કરવા નું

એમાં આપડે જો અત્યારે શિયાળો ચાલે છે તો ઘઉં ભરવા ના હોય ઘઉં આપડે

એટલે ચોમાસા માં અમે ડાંગર કરીએ ડાંગર માં સૌથી મજા આવે ડાંગર માં ઘઉં પછી કપાસ કરીએ આમ એડા કરીએ બધું કરીએ એમ ખેતી માં તો આપડો ને બધું જ આવડે છે કશું નહિ આવડતું એવું તો છે જ નહિ ગરમી માં કયો અન ગરમી માં કયો અનાજ ઉગાવવાનું છે? ગરમી માં તો નથી mostof નથી કોઈ કરતુ ઘઉં લીધા પછી તો ચાર મહિના ત્રણ મહિના તો એમનામ ખેતર પડતર જ રહે કારણ કે ગરમી ના લીધે શું કોઈ બી પાક બઉ ઓછો થાય નાં થાય લઈએ તો નાં થાય એમ

થાય પણ પાણી બઉ ઓછુ વધારે જોઈ

વરસાદ માં ડાંગ ડાંગર એટલે ચોખા આપડે

તમને અ ચાવલ ચાવલ ચાવલ બોલતા હૈ ચાવલ હોય છ rice હા rise એને ચોખા કેવાય અમારા ત્યાં ગુજરાત માં

કેટલી વાર લાગે ઉગવા માં ઉગવા માં ચાવલ ઉગવા માં કેટલી વાર લાગે ચાર month વધુ માં વધુ month ચાર મહિના જ લાગે એક કોઈ બી એક સીજન થાય જોવો ને આપડે એ સમજો ને આ ત્રણ સીજન કેટલી આવે આપડે ત્રણ સીજન આવે ચોમાસું શિયાળો ને ઉનાળો બરાબર એવી રીતે ત્રણ જ સીજન થાય શિયાળો થાય ઉનાળો શિયાળો તો ઘઉં થાય અને ચોમાસામાં આપડે આ થાય ડાંગર અને ઉનાળા માં તો અમે કઈ કરતા નથી. કારણ કે પાણી ની તંગી છે ને એટલે અમાર બાજુ તો બી કોઈ એવું લાગે તો એડા કર નાખીએ કપાસ કર નાખીએ એવું બધું કર નાખીએ કપાસ ને એવું બધું નના થાય કેમ કે દિવેલા કરીએ એવું બધું કરીએ. ડાંગર બી કરીએ એવું કઈ નહિ હો ઉનાળા માં ડાંગર કરીએ એવું કઈ નહિ પાણી જો ઘર નો બોર હોય ને તો કર નાખીએ એમ તમાર કેવું ચાલે? અત્તયારે મે શું કરો છો? અતત્યારે હું અત્યારે તો હું

જોવો ને collage ચાલુ છે તો એનું ભણવા નું છું ભણું છું બસ વાંચું છું બીજું કઈ કરતો નથી અત્યારે અને જોવો અત્યારે હા મારે જવા નું છે મને એવું વિચારવું

આલ્તિએસ કરું છું spoken આલ્તિએસ નથી કરતો મતલબ કે spoken કરું છું spoken english spoken english પછી આલ્તિએસ કરીશ એવું વિચારું છું મારો એ ilts હોય Ilts એટલે મતલબ કે આ તમારે foreign તો એના માટે foreign જવા માટે એની exam આપવી પડે આત્લીએસ ની એમાં એટલી એની તૈયારી કરવી પડે એટલે કે englishenglish તમારું power full હોવું જોઈએ એમ બસ English speaking class હા અત્યારે તો English specking ની ચાલુ કરી છે ક્યાં જવા નું છે કુયા જવા નું છે foreign માં Foreign માંઆપને વિચારું છે આપડે asutraliya જવું છે.

બસ ત્યાં જઈને કોઈ સારી એવી job કરીશું.

job માં તો જોવોને બૌ એટલું બધું કઈ નઈ અત્યાર તો studybase ઉપર જ જવાનું છે studybase માટે